ટાટા નાખી રંગ છે રવાભાઈ રાજપુતને એમ રંગ આપી કે શું બોલી તો સૌ ડાયરાને કૌશિક થયું અને સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાડે ઉપરના દાણા ની વાત કરી